તેનીજ પેલા હા તમને આપીય છે assignment હા અમને પન assignment આપીય હશે hello

આવે છે અવાજ હા અવાજ આવે છે હમ assignment પુરા થઇ જશે ને

તમને પન આપીય છે હા અમને પન assignment આપીય છે પન આમારા class માં કીઘુ હતું કે અહિયાં તમાર test લઈ લે શે lecture test એટલે એ assignment માં આવી જશે તો પન એ lecture છે ન એક subject માં આપિયું છે assignment અલગ થી લખવા માટે ના બઘા એવું same આપ ના આમારા class માં ની આપે તમારા class માં આપે તો ખબર ની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 એજ ને એમને તો કીઘુ છે કે તમારું lecture test લઈ છે ને બીજો એક subject છે એમાં જ ખાલી આપ્યું છે બાકી માં ની આપે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 ના ના assignment લખવાનું ચાલુ નથી કર્યું છેલ્લે કોકનું assignment ગોતી અને mast લખી નાખું એક દિવસ માં okay વાંઘો ની હા એમાં શું વાંઘો આવવાનો હમ તમે ચાલુ કર દીઘું લખવાનું assignment આપ્યું છે તમને class માં હા હા આપ્યું છે assignment અચ્છા તો તમે ચાલુ કર દીઘું ના ના તો હવે તો વિચાર વિચાર તો કરવાનો

ચલુ કરવાનો વિચાર છે અચ્છા વિચાર સે ને એમ હજી હા વિચારું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 હમ કાંય ની લખાઈ જાય એટલે કહેજો હમ સારું ચાલો હવે પછી વાત કરીએ કેમ બાર જવાનું છે તમારે કઈ ના ના હવે અમે આવસો ને તો મુકું અચ્છા સારું સારું ચાલો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

હા, શું કહેતો હતો? તારો અવાજ કપાતો હતો, વચ્ચે કપાઈ ગયો હતો.

hello હા બોલ. તારો અવાજ કપાઈ ગયો હતો, શું મને કહેતો હતો?

મે માં હમ અને જો એક વાત યાદ આવી, હમણાં મૌનીમાં હતો ને ત્યારે અમે tour માં પણ ગયેલા. tour માં? ઓહો! તમારે ત્યાં tour , એકેય tour થયેલો છે? અમારે? હા, school માં હતી, ત્યારે થયેલો હતો. ઇમેજિકા, ઓલું, મુંબઈ નથી, ઇમેજિકા. ત્યાં water park માં, ત્યાં થયો હતો, મારે. ઇમેજિકા, શું fees હતી?

ત્યારે તો, હમ હા, એટલી હતી, ,

હા, water park છે. અને ત્યાં તો અમે છે ને કેટલા, હા, એક-બે દિવસ રોકાણા'તા અને એક night. બે દિવસ અને ત્યાં કંઈક cartoon ને એવું બધું કંઈક મેં જોયેલું, video instagram માં જોયેલું, હા, instagram માં બોવ આવે છે, એવું હં હા, અને ત્યાં ticket શું છે? ત્યાં અમે અમારા તો પાંત્રીસો લીધા હતા, ત્યાં તો બધું છે, અમારે નાસ્તો ને એવું બધું ત્રણેય time free હતું.

tour માં ગયા હતા ને એટલે, પછી ન્યાની અલગ fees હશે, ત્યાં આપણે special જવું હોય ને તો. શું?

special જવું હોય તો અલગ fees એની વધારે હોય, અમે tour માં હતા એટલે ઓછી હશે, હા એટલે offer ચાલતી હશે, offer હોય અને અત્યારે તો શિયાળો છે. એટલે ઓછી હશે fee

હમ અત્યારે કોઈ પણ જાય પણ નહિ ને ઠંડી બોવ હોય એટલે હા, ઠંડી બોવ હોય એટલે કોઈ જાય નહીં, તોય તે મારા uncle ની છોકરી છે ને નાની છે, તો એને હતો અત્યારે tour હતો. એને અત્યારે ત્રણ હાજર something જેવી હતી, fees એટલી હતી, એટલે જેમાં પણ ખાવાનું include આવી જાય બધું કે? હા ત્યાં એમાં બધું આવી જાય, મારા aunty વાત કરતા'તા કે, ત્યાં એને છે, ને tour છે, તો મુકવા સવારમાં જવાની છે, એમ અને ઈ તો નાની છે, બીજું, હા, બીજું ભણતી હશે અત્યારે તો,

હા તે, L. P. savani છે ને તે, L. P. savani, હા તે એ મારા ઘર પાસે જ છે, અત્યારે

L. Psavani છે ને એ મારા ઘર પાસે, મેં ઘર નવું shift કર્યું ને!

બાજુ છે, ઘોડ-દોડ road, રિંગ road થાય ને એ બાજુ છે, કેવું છે રહેવાનું ત્યાં, આમ? આમ રહેવાનું સારું છે, થોડું ગામડાં type છે, પણ મજા આવે, હમ એમ મજા આવે અને શાંત વિસ્તાર હશે ને?

પાછળ river આવી જાય ને, આમ ઠંડી બોવ વધારે હોય છે, હમ તો તો મજા આવે જ ને. હા, views બોવ મસ્ત આવે છે, અહીંયાથી તાપીનો, તો તો મારે આવવું પડશે તારા ઘરે

મારા uncle ના ઘરે જાઉં, એટલે વચ્ચે આવે છે, તો હું આવીશ ત્યારે તારા ઘરે,

મારા uncle ને ઈ છે ને ઓલો જહાંગીર પૂર નથી, જહાંગીર પૂરથી આગળ છે, ઇસ્કોન મંદિર એ side, ઇસ્કોન મંદિર છે ને, એ side છે, મારા uncle નું ઘર

ત્યાં છેક રહે છે, તો હું ક્યારેક એવું તો જો કતારગામ વચ્ચે આવે મારે, એટલે ત્યાંથી મારે જવાનું હોય. તો વચ્ચે હું આવતી હોઉ તો આંટો મારત હા, તો આવજે હવે આવ ત્યારે આ side હા, આવીશ ને.

ક્યાં ? tour થવાનો છે, તમારે? અહમદાવાદ અને રાજસ્થાન ને જે main main હોય ને, સ્થળ સારા સારા, તે લેવાના છે, અમદાવાદમાં જેમ કે કાંકરિયા તળાવ છે, પછી આ સિદીસૈયદની જાળી છે, અને ઘણા બધા સારા સારા સ્થળ છે કે તે visit કરવાનું કહે છે અમારા sir કે આ વખતે તેનો tour રાખીએ એમ, પણ એમાં condition એવી છે કે આપણે જાવું હોય તો આપણે, પણ ખાલી મમ્મી પપ્પાને નહિ લઇ જવાના, બીજી college ના આપણા જુના friends હોય, તો એને લઇ જઈ શકીએ

અને અમારી college ના સિવાય હોય તેનેય તે અમારી જેટલા જ પૈસા ભરવાનાં, વધારે કે extra charge નહીં અને ત્રણેય time નું ખાવાનું ત્યાંથી જ આપે, હમ એ તો હોય જ ને, કેટલી fees કેટલી તમારે રાખી છે? fees એ રાખી છે, આ વખતે સાડા પાંચ હજાર છે, સાડા પાંચ હજાર

કયાં ક્યાં સ્થળ તમારે લેવાના હોય? ક્યાં ક્યાં ક્યાં ક્યાં સ્થળ છે, એમ તમારે? આ સિદીસૈયદની જાળી છે, પછી રાજસ્થાનમાં ઝુલતા મિનારા, પછી વડનગર જવાનું છે, પછી કચ્છ બાજુ આટો મારવાનો છે, white રણ કહેવાય ને,

ત્યાં તો હું જઈ આવી મજા આવે એવું છે, મજા આવે એવું છે? હું એકેય વાર ગયો નથી ત્યાં, ના, સારું છે એમ તો, જવાય એવું છે, જઈ આવજે તું પણ હમ ત્યાં એક હજી લોનાવાલા નામ સાંભળ્યું છે તે? લોનાવાલા, હા હા, સાંભળ્યું છે મેં તો, વાત કરે બધા એમ તો, હું પણ ગઈ નથી, હું પણ ગયો નથી, મેં તો નામ સાંભળ્યું છે, પણ sir એ કીધું કે ત્યાં જવાનું છે, પછી ગુફા, નામ ભુલાઈ ગયું મને ગુફા છે ત્યાં એલિફન્ટા હં બસ ત્યાં જવાનું છે.

હમ ત્રણ night તો સારા કેવાય તારે, કેટલા પાંચ હજાર કેટલા કીધા પંચાવન સો

હમ તો તારે સારું કહેવાય, ઘણા તને hello friend circle છે, એટલે મજા આવે હમુકની હમ friend સાથે તો વધારે મજા આવે, hello friend સાથે જ મજા આવે એટલે તો મેં તને કીધું કે તારે આવવું છે એમ?

મને call કરીને કહેજે, પંચાવન સો રૂપિયા છે, ઘરે વાત કરીને કેજે. હમ કેટલા દિવસ પછી છે, ક્યારે છે તમારે? અમ થી twenty six હમ છવ્વીસ તારીખ આજુ બાજુ છે, હા, છવ્વીસ તારીખે છે, સાંજે ઉપડશે છવ્વીસ તારીખે

સારું ચાલને હું તને કઈશ, ત્રણ ચાર દિવસ પછી, અમારે અત્યારે exam પતિ જાય, પછી હું તને કઇશ હમ exam ચાલે છે, તમારે?

એટલે start થઇ ગઈ કે શરુ જ છે? હજી એક paper ગયું, મારે તો.

description છે, એટલે વધારે એમાં hard પડે છે, hard પડે છે એમ હા, તારે first year છે ને, તારે પણ first year છે ને?

અમારે ત્રણ year આવે.

હમ ચાર year આવે.

હા, science માં છે, એટલે ચાર year છે, computer engineering છે. તે કયો course લીધો છે? engineering માં? computer engineering

computer coding ને એવું બધું આવે ને શું? coding તમારે પણ start થઇ ગયું હશે ને coding શીખવાનું BCA માં? હા, coding તો હા, lab આવે છે, અમારે, બે બે કલાકની ખબર નથી પડતી, આમ થોડી થોડી ખબર પડે છે, એમ તો practice થઇ ગઈ હોય ને

અત્યારે બધી website બનાવવાની અને એવું બધું coding આવે, gaming તો એની પછી આવશે, શીખવાડશે હજુ તો

હા, થોડુંક થોડુંક આવે છે. એવું અને lab તો અમારે બપોરની હોય, એટલે ઊંઘ એવી આવે. હા, lab માં તો એ જ તે, બપોરનો જે lecture હોય તેમાં બધાય lecture ખાલી lab નહિ બધાય lecture માં ઊંઘ તો આવે જ તે, અમારે પણ એમ જ છે. અમારે પણ morning ની college છે, પછી બપોરે lab હોય. અમારે પાછળ environmental science હોય ને તેનો અને તેમાં એટલી બધી ઊંઘ આવે ને કે એમાં જોકે આપણને બધું આવડતું જ હોય કે environment માં શું થાય છે, ક્યો વાયુ આમ થાય ને એવું બધું આપણને શીખવાડે જોકે આપણે નાના હોય ને તેમ શીખવાડે

એવું તો આવડે જ ને હતું હસવું એટલું આવે અને મજા પણ આવે શીખવાની કારણ કે બધા સાથે હોય તો comment pass કરતા હોય

એટલે બધા friends હોય એટલે વધારે મજા આવે, પણ ક્યારેક friends ને એવા, bunk મારેલો હોય, પછી bunk તો તું મારતો હોઈશ ને? બોવ bunk તો અઠવાડિયામાં બે ત્રણ દિવસ તો bunk મારેલો જ હોય, આખો દિવસ કે એક બે lecture નો હોય, ના ના, જે lecture સાવ ફાલતુ lecture લાગતાં હોય, એમાં જ boaring હોય, પછી principal ની office માં લઇ જાય ને punishment આપે, assignment વધારે, punishment માં મારે કઈ નહીં, હમ તમે જ એટલા મોટા ને શું મારે? એમ જ તે ને, તમને તો ફર્કય ના પડે ને, બધા સામે મારે નહીંતર હા, એમ જ ને, સામેવાળા બી જાય એટલે પછી assignment આપી દે લખવા

આ અમારે રોજનું થઇ ગયું છે, એટલે assignment ય હવે નથી આપતા. અમારું મોઢું જોઈને જ જવા દે છે.

એ face પછી જોઈલે ત્યારે ઓછા marks આપે. એમાં internal તમારે આવે કે નથી આવતી? હા, internal આપે ને પણ sir principal નું internal નું કઈ એને લેવાનું કઈ આવે નહિ એટલે અમે sir સાથે સારી ઓળખાણ રાખીએ. એટલે સારા marks મૂકી દેને થોડાક એમ.

sir નું બધું કામ કરવાનું, એટલે સારું સારું બોલવાનું અને